નાનપણ માં ગણિત જ હતું પણ જૂનું ગણિત ભગવાન નો મૌખિક હિસાબ જો મારા કહી જવામાં મારા વર્ગના વિનાયક દેસાઈ ની ડીનું અને મોહન વાગલને એક જ જવાબ હકીકત તો અમે ત્રણે જ રામે ચોરી મંદિર માં ઘંટ વગાડી ને ભાગવાનું બરોબર ધ્યાન ખેંચી ને સાંજ પાડવાની પરમં કરી ને ભગવાન મને ગણિત માં પાસ કરે પુરાવાની માં સહી ઢોળાવ દેશે નહિ એવી માંગણી કરી મારો જન્મ mumbai ગામદેવી માં થયો મારુ બાળપણ mumbai આશરે પંચાવન છપ્પન વર્ષ પેલા ગામદેવી કેટલા કે સહકારી કોને મકાન બાંધીયા ક્યારે રેલવે સ્ટેશન હતું કરે એવું માત્ર એક માણસ માજા નું ઘર ત્રણ ઓરડા આગનું નાનકડું પાછળ વાડો આવતા હતા. નામ હતું દર્ષ્ટિ બાગ પણ ત્યાં અને society કેટ મારુ બાળપણ સુખી કરનારી દરેક વાત ત્યાં હતી. અર્થ થયુ card બંગાળી ની વાંચો વચ આવેલ એક નાનક્ડા મકાન મ્યુન્સીપાલટીના મીઠાનો ગાંગડો મારા મોઢા માં નાખીયો હતો બાકી તેવો અમારી નાના બાળકો માટે કેવી સરસ હતી આજેપણ society પણ હવે ઇમારતો જાગો માં એ પુરે પુરી ઢંકાય ગયા હતી.

આગળ ના વાડા માં સરગવા પગથિયાં ના ઝાડ હતા ગુલાબો તો હઝારો મારવા તરફથી રોજ નવી નવી જાતે ગૂંથેલી ફૂલો ની ગઢી જોયે બપોરે ઘરે સ્ત્રી વો ટોળે મળીને વહેલું ગુંથી ને

ત્રણે બાજુ માત્ર જતા આજુબાજુ ખેતરો અને પૂર્વ માં નદી ટાળે ખેતરો અને તેની પાછળ ડુંગર હાર અને ટેકરી ઓ તો ઝાડ થી પર ત્યારે બાંધવા લગતી હતી આથી college નામ ના શબ્દથી નાનપણ થી શાંભળે લો તો આવતા ઉભરાતા એવો એવા એ society અને અમારા વડીલ અંધેરી ગાડી માં બેસી ને ચૂક ચૂક ગાડીમાં બેસી ને Mumbai office માં જતા પતિ પત્ની ના નામ વિનય ના બાપુ કે પછી એવી રીતે બોલાવીયો. અભી જ કેહતા આ વખત તોવો એવું બોલતા પછી એક વખત એવું બોલતા પછી વડીલ એટલે society છોકરા છોકરી નો અને માં બહેનો એમાં થાંભલા દેખાડી ને કરનારા વો બાકી બધો વ્ય્વહાર કરી અમારી society ના આવનાર થયો અને માટલા વેચ વા આવનાર બાકી કોઈ મારા પેલા બીજા ધોરણ વાળા વગેરે ને ટોળાં માહુ જ એક પાડવાની અને મરાઠી બોલનાર કારણ કે મારા બાપુ કેટલા કે પૂર ના બાકી બધા કારવાર તરફ ના આસપાસ જંગલ હોવાથી આપણું અને રહેતો આનાથી બચવા માટે રાતે બે પઠાણ ચોકીદાર હતા તેમના પઠાણ ને હું

આવતી તેમ મિનેટે મિનેટે અને એવમ કરી ને કારણે મારા બાપુ ના કરવું પડતું આથી ઘર માં બા મારી મોટી બ્હેન વચ્ચે ભાઈ અને અમે ત્રણ આમ કરતી અનેઅમારી society મળી રાત્રે બધું સુમસાન થઈ એટલે પેટ માં ઘર માં હોય માણશ નું પણ તે વાંસળી વગાડતો તેથી તેનું ક્યારેય દર માં હતું કબર ની કાબુલ વા ત્યાર પછી ત્યારે પહેલી વાર વાંચી ત્યારેઅમને બાળકો ની વાંસળી વગાડતી બતાવના નો આખા સામે આવી ને ઉભો રહીયો અને બાળકો તેથી તાર વળી માં

એવું જણાવેલું મારુ ખેંચાણ બાળપણ જ રહીયુ છે મારી બાર નો આવજા પણ એકદમ ખુલો અને વચ્ચે મારા નાના સત મંદિરે ના ભક્ત હરિ રીતે પાંડવ પ્રતાપ વગેરે તેની સાથે ભજવતા મારા નાનપણ માં ખુબ જ નજીક નો નાતો રહિયો છે અમારે બારણે એક તાર વગાડતો તો એક ભીખારી આવતો પ્રેમ ભાઈ ના તેમનું મારા રામ ને કોઈ લઈ એવો રે એ ગીત એમને

હવ નાના જમી લીધુ શુ જમ્યા?

એવું કેટલા પૈસા આપે છે? બરાબર છે તો goa નઈ જવું હવે? ઠંડી ની કારણ નાઈ જવું બોવ ઠંડી લાગે છે? એ પણ છે. બરાબર તો જઈ આવા નું પૈસા ઓછા પડે. company પૈસા પૈસા ઓછા આપે છે. તો વાત કરી જોવાની company જોડે આપીદેશે કેમ ના આપે. ના ના એવું બધું કઈ ના માંગે. બરાબર ના ના મારો કોઈ experiance. હું loan લેતો જ નથી. loan લયે તો EMI ભરવી પડે.

દહેગામ city છે આમતો પણ આમ કેવાઈ ગામડું પણ છે city ત્યાં. હા એટલે practical area માં city હોઈ.

એટલે બધા એટલે મતલબ એ બધા એ બધા મતલબ total flat ને એ પ્રકાર ના નામ આપેલા છે નદીઓ પ્રકાર ના જે નદીઓ હોઈ ને જે ગુજરાત માં એ બધી નદીઓ ના નામ આપેલા છે જેમાં ત્રણ માળ ની building હોઈ. એમાં જે અમારું ground floor માં જ મકાન છે gone zero four કોઈ દિવસ પધારજો ચા પાણી કરવા. મસન્ધ મસાલો નાખીએ છી ચા માં ચા સારી બની જશે. નાખું છું ને એકવાર આવી જજો ચા પીવા બતાવી દયસ એમાં ખારી પણ આપીશ buy for get one free હા પણ બિસ્કિટ પણ રાખશુ અપડે તમે પધારશો તો હમ good day હા તો twenty twenty લઇ દેસુ આપડે. ખાવા માં સૌથી વધારે તો મને આમ તો ગુજરાતી થાળી સારી લાગે dish ખાવા માં દાળ ભાત શાક રોટલી પછી છાસ હોઈ હમ્મ થોડી sweet સારી લાગે ને ગુજરાતી ઓ માં તો ખાવાનું મીઠું જ હોઈ થોડું ઘણું તો મીઠું હાલ્યા કરે અમારે ઘણા બધા friend છે હ ખાટું મીઠું જ ખાઈ મિઠાઈ છે ને મીઠું ખાઈ છે

એવું અમારે પાસે સારા doctor સલાહકારી થી છે તો address આપી દયસ તમે UK માં ક્યાં ક્યાં ર્રાખડેલા છો

બરાબર બરાબર બરાબર

એ તો માઉન્ટઆબુ મા પણ જોવા મળે sunset point માઉન્ટઆબુ જેવો તો બીજે ક્યાંય છે જ નઈ. માઉન્ટઆબુ માં જોવાની મજા આવે પછી સાપુતારા જતા રયો ત્યાં મજા આવશે. સાપુતારા એટલે મીની લોનાવાડા કેવાઈ છે.

તો રૂપિયો જવા દેવાનો મફત આવે છે રૂપિયો. બરાબર છે તમે પૈસા વાળા કેવાવ તમારી વાત નો થાય ને

તો તમે યુપી ના છો કે દિલ્હી ના છો આ યુપી અલગ પડી જઈ દિલ્હી અલગ પડી જઈ આ બને અલગઅલગ કેમ? સાચે અલગઅલગ પડે છે. દિલ્હી રાજધાની કેવાઈ પાટનગર માં આવે રાજ્ય જ કેવાઈ દિલ્હી રાજ્ય તરીકે જ ઓળખાઈ.

ચાર મહિના કેવી રીતે ગયા તા સાયકલ લઇ ને ગયા તા. તમે ઘડીક માં કયો યુપી ના છો ઘડીક માં દિલ્હી ના છો ક્યાં ક્યાં વયા ગયા ક્યા ક્યા વસેલા છો. કેતાતા ને ફતેનપુરા માં આમ રહેલી આમ રહેલા. સુ કરવા પણ જ્યાં છો ત્યાં જ રયો ને

હા મુંબઈ માં ગયેલો છું ને મુંબઈમાં ચેમ્બુર માં ગયેલો મલાડ માં ગયેલો મરીનડ્રાઈવ ઉપર ગયેલો ચેમ્બુર ગયેલો ભોવાનડી મુંબઈ માં તો ચેમ્બુર માં સારું છે પછી લોખંડવાલા complex માં સારું છે ત્યાં સેલેબ્રીટી પણ જોવા મળી જાય હા ઘણા બધા હીરો પણ ત્યાં રહેવાનું એ લોકો ને અક્ષય કુમાર ને મળેલો છું સુનિલ શેટ્ટી ને મળેલો છું પછી સોનાલી બેન્દ્રેને મળેલો છું

કેમ ના હોઈ કેમ અક્ષયકુમાર ચા ના પીવે

તો એવું કોને કીધું સેલેબ્રીટી ચા ના પીવે માણસ જોડે એવું કાઈ નો હોઈ ચા પીવા વાળા પીવે જ અમે પીધેલી છે એવું હોઈ તો selfie પાડેલી મોકલીશ whatsapp ઉપર. અને એવું હોઈ થોડું possible કરવું હોઈ તો ગમે તેમ થઈ શકે selfie માં કે હાલ માં તો કેવા કેવા મતલબ કે application નીકળી ગયા કે એકેય હીરો ને બાજુ માં બેસાડી ને અપડે ફોટો પાડી આપડે એટલે real જ બની જઈ

એટલે એ જીણી mentality અત્યાર થી जिसकी सोच એ તો પછી हां बाते तो की है मैंने काफी सारी बाते की है मैंने study कब तक की है इनको मतलब इनका hometown कोनसा है वो फ़िलहाल भले ही hometown उनका अमृतसर है लेकिन व nationality india के नहीं धरा ते व है फिलहाल केनेडा से है हां उनके पास india की नहीं है नागरिकता नहीं मै दिल्ली में इतना नहीं घुमा हु में दिल्ली मई main city गया हुआ हु मतलब की खली रेलवे train जाती है वहासे कभी उतरा नहीं हु मे

અચ્છા ક્રિસ્મસ જોઈ ને યાદ આવ્યું thirty first નો સુ program છે તમારો પાણી કે પેપ્સી તો બીજું સુ signature પીવો છો. કેમ? કેટલી સસ્તી આવે છે તો મારી ઘરે ભી દસ બાર બાટલા મોકલી દેજો.

રેવાદેયો ના કરતા હું જે બોટલ પિવ છુ એના કરતા અડધું અઢડ તો ફેંકી જ દયે છી બાટલા પર જ ફેંકી દયે છીએ હા નવસો પચાસ રૂપિયા નું આવે. મીંડું એક જ આવે કઈ school માં ભણ્યા તા

અદાણી તોઈ અદાણી જેવા નો બની નો શક્યા તોય નવસો પચાસ ના મીંડા જાણવા પડે છે.

ઠીક પિક્ચર જોવા માટે દિલ્હી જવાનું આ તો પછી નારુ ખોલ્યું ને નરયા જ જવા જેવું થયું એના કરતા અહીંયા ક્યાં theater નથી.

સારી છે specially તમે એ બોલો તમે mobile કયો વાપરો છે અત્યાર માં.

પાણી ની બોટલ એવું તો કેવું પાણી પીવે માનવ.

હાહા એ તો ખ્યાલ આવી ગયો પછી સેનો business કરો છો business એવો તો સુ કરો છો. ફેબ્રીકેશન નો ok મતલબ કે એમાં process શુ કરવાનું તમે સુ છો અંદર પોતાનું કર્તવ્ય સુ છે તમારું એમાં તમારા હાથ નીચે કેટલા તમારા હાથ નીચે કેટલા employee કામ કરે છે. ઓહોહો પચાસ થી સાંઠ મેનેજર.

અચ્છા એવું છે સારું કેવાઈ. એટલે એ અમારું જે હાલ માં દહેગામ city છે એ green city છે મતલબ એ ગાંધીનગર district માં એનો સમાવેશ થાય છે એટલે એનો મતલબ કે એ જે એ એકદમ green રહે છે. ખાલી અમે જે રહીયે છીએ એ મતલબ ખાલી city type છે બાકી તો એવું ગામડા જેવું જ છે જ્યાં ની સવાર. ત્યાં ના લોકો ની mentality સારી જ છે બધા મતલબ. ના એવું તો કઈ નય અત્યારે તો હાલ માં પેલા હતું એ વસ્તુ કે પેલા એ લોકો ગામડાં ના લોકો હોઈ એ લોકો ને નો ગમતું કે કોઈ છોકરો છોકરી ફરતા હોઈ મતલબ એવું રાખે કે કોઈ કપડાં કે કોઈ jeans પેરતા હોઈ તો allowed નો કરે. હા હા એટલે હવે હાલ માં તો બધું common થઈ ગયું normal હાથ પકડી ને ચાલે કે કઈ વાંધો નો આવે અત્યરે જેવી જેવી મતલબ કે city માં કેવું કલચારીત્ય મતલબ કે વધી એ પ્રમાણે આ વધી જઈ મતલબ કે એમાં કોઈ common objection નો ઉઠે. મતલબ કે આર્થિક જેવી રીતે શહેર માં જે રહે છે રહેણીકેરી જે લોકો ની હોઈ છે જે પ્રમાણે ની બધું forward એવી ગામડા માં પણ કરી દયે ને. અચ્છા તમે ટીવી જોવો છો.

બરાબર છે crime petrol છે સાવધાન ઇન્ડિયા છે આ બધા episode જોવા લાયક હોઈ છે કે જેમાં આપડા દેશ માં કેવા crime થઈ રહ્યા છે અને કેવા અંજામ મળી રહ્યા છે અને એનું સારું એવું મંતવ્ય હોઈ છે એમાં દર્શાવેલું. એ જ ને અપડાને પણ ખ્યાલ આવે ને તો અપડે પણ ઉત્સુક થઈ જઈ ને અપડે ભવિષ્ય માં આપડે આપણી સાથે એવો કઈ crime થવાનો હોઈ તો અપડે એના વિશે alret રહીએ આપડે આપણી સાથે નો થાય ને એવો crime.

બરાબર છે દિવસ માં મારે routine માં સવારે મતલબ કે આરામ થી આઠ વાગે ઉઠવાનું પછી કોલેજ જવાનું કોલેજ માં થોડાક ગપ્પાં સપ્પા મારવાના friend જોડે બસ stand એ જઈ ને. એના પછી કોલેજ માં ઈચ્છા હોઈ તો અંદર entry આપવાની નકર નાઈ આપવાની ડાયરેક્ટ નીકડી જવાનું પછી ત્યાંથી જવાનું અઠયાવીસ ના બગીચા માં ફરવાનું. અધડો કલાક કલાક ત્યાં ફરવાનો એના પછી બીજે જવાનું ઈચ્છા હોઈ તો મોવડી હોઈ તો ફરયાવનું કેમકે મારી કોલેજ વિદ્યાપુર માં રહી એટલે અમે વિદ્યાપુર જતા રહીયે પછી વિદ્યાપુર માં થોડામતલબ કે આમતેમ ફરીયે. પછી જયારે વિદ્યાપુર થી પાછા આવી ત્યારે જ્યાં આગળ મહોરી રોડ મોવડી માં ત્યાં સુખડી ખાવાની મજા આવી જાય ત્યાં બાર લઇ આવાનું allowed છે સુખડી આરામ થી પેટ ભરી ને ખાઈ લેવાઈ ત્યાં ટિફિન પણ કરી લેવાઈ ને સુખડી ભી ખાઈ લેવાઈ પછી ત્યાંથી return આવીએ જયારે. અને પાછા ગાંધીનગર આવીએ ત્યાંસુધી લગભગ ચાર વાગી જાય ચાર વાગે પછી ઘરે return જાયે પાછા. મારા કોલેજ નું નામ નવોસર્જન પોલીટેકનીક. બે branch છે એક મિર્ઝાપુર માં છે અને એક પીપળેજ માં છે જે ગાંધીનગર ની પેથા પૂર ચોકડી ની આગળ આવ્યું છે. એ મહોરી મોવડી છે ઘંટાઘરા મહાદેવ નું મંદિર છે. સુખડી સારી હોઈ ને ત્યાં એકદમ મતલબ મોલા મોલા આખા ચોખા ઘી ની હોઈ છે હા એજ ને. taste થોડોક મીઠો આવે સુખડી તો હવે મીઠી જ આવે ને.

સારો જ આવે ને પ્રસાદી માં સુખદો સારો જ હોઈ ને પ્રસાદી થોડી ખરાબ હોઈ. મને સૌથી વધારે ઉતરાયણ ગમે છે જેમાં મતલબ કે પતંગ ચગાવાની ધાબા ઉપર સવાર માં વેલા જતું રેવાનું પતંગ ચગાવાની મજા આવી જઈ એ પછી આખો દિવસ. પછી શેરડી ખાવાની બોર ખાવાના ઉંધયું ખાવાનું જલેબી ખાવાની આખો દિવસ મસ્ત પસાર થઈ જાય અને લોકો ને બૂમો પાડવાની અને પછી પક્ષી ઓને બિચારા ને બો નુકસાન થાય છે.

ઓહોહો મતલબ કે નાસ્તો જ કરવાનો ખાલી બીજું કઈ નાઈ કરવાનું એના સિવાય. family માં તમે કેટલા લોકો ચો family માં આઠ લોકો.

તો તમે હાલ માં અમદાવાદ રહો ચો બરોબર છે તમે ક્યારેક ગામડે જતા હસો ને પોતાના.

ઓહોહો પણ આખો દિવસ મતલબ કે આખી રાત ને બે દિવસ ને ત્રણ દિવસ કાઢીએ તો bore નો થઈ જાય કેવી રીતે મતલબ પૂરું થાય. બરાબર છે ત્યાં ગરમી પણ લાગે છે ને ઠંડી પણ લાગે છે એમ ગરમી માં વધારે પડતી ગરમી લાગી જાય અને ઠંડી માં વધારે ઠંડી લાગી જાય એવું એક બીજા નો પ્રભાવ વધારે પડી જાય. બરાબર છે કોક વાર જયસુ આપડે બરાબર છે કોક વાર એટલે હા free હોઈ એ દિવસે કયેસ અપડે એક દિવસ ફરતા આવીશુ બરાબર છે. હા કસો વાંધો નહિ બને જગ્યાએ અપડે એક વખત ફરતા અવિસુ. હા મને પણ સારું લાગ્યું કોક વાર મતલબ free હોઈ ત્યારે મળવા આવજો બરાબર છે મારા ઘર ના address ઉપર અપડે મળશુ. હા આમ તો માળીયે છી કશો વાંધો નહિ મળી લેશુ આપડે. okay અને હું શુ કેવા માંગુ છું કે તમારે કોઈ friend હોઈ તો એને પણ સાથે લેતા આવજો બરોબર છે તો એ પણ બે ગામ ની મજા લયે okay પાક્કું ને એટલે જે મતલબ કે તમારું વાક્ય સારું લાગ્યું. Okay thank you Okay bye આજે હું ફૂગ વિશે કહીશ ફૂગ શબ્દ latin ભાષા માંથી લેવામાંઆવ્યો છે જેનો અર્થ મશરુમ થાય છે ફૂગ હરીતક્ણ વિહીન અને વિષમપોષી સુકાય ધરાવે છે તેઓને બે રચના કવકજાળ કહે છે કવકતંતુ ભેગા મળીને કવકજાળ ની રચના કહેવામાં આવે છે ફૂગ ના અભ્યાસ ને mycology કહેવામાં આવે છે અને તેના અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક ને mycologist કહે છે

સવભાવ ઉદ્ભવ સ્થાન અને વિકાસ તે સમય જાણીતી નો હતી અશ્મી ઓ ના દાખલા ઓ પરથી તેઓ ન breaking period માં થયું હતું એવું માનવા માં આવે છે. પુરાતત્વ ના કાલ માં ફૂગ નો ઉપયોગ મનુષ્ય ના ખોરાક તરીકે થતો હતો એવા અહેવાલ મળી આવ્યા છે હાલ માં લગભગ એકાવાન્શો પ્રજાતિ અને પચાસ હાજર જેટલી વધારે જાતી જાણીતી છે. તેમાં નીવાસ્થાન માં વિવિધતા જોવા મળે છે આ રુપાંતર થયોને રચનાના બંધારણ માં અને દેહધાર્મિક ક્રિયા ઓમાં અને ની રીત માં વિવિધતા જોવા મળે છે. ફૂગ જ્યાં વૈશ્વિવિક રીતે જ્યાં જીવન શક્ય હોય એવા દરેક પ્રકાર ના નીવાસ્થાન માં જોવા મળે છે તે જમીન પ્રવાહી માધ્યમ વિવધ પ્રકારના વનસ્પતિઓ ઉપર થતી જોવા મળે છે. મોટા ભાગ ની જાતી પરોપજીવી હોય છે તથા તે વનસ્પતિ પ્રાણીઓ અને મનુષ્યને નુકશાન પહોચાડે છે ફૂગ ના બે શાખિત અને તંતુમય કવક્તન્તુંઓ ધરાવે છે જે જાલી જેવી રચના બનાવે છે. તેને કવકજાળ તરીકે ઓળખવામાં આવે છે કવકતંતુ પડદા વિહીન અથવા અનુપ્રસ્થ દીવાલ વગરના તથા પડદા યુક્ત અથવા અનુપ્રસ્થ દીવાલ યુક્ત બે અથવા બે કરતાં વધારે કોષકેન્દ્રો ધરાવે છે ઉદારહણ તરીકે ascomycetous basidiomycetes deuteromycetes જીવરસ કોષરસ દીવાલ ની આજુબાજુ તરતો જોવા મળે છે અપવાદ

ઉદાહરણ તરીકે ascomycetes કોષદીવાલ ના મુખ્ય ઘટક તરીકે cellulose glucans ધરાવે છે કવકતંતુ રંગવિહીન કોષ રચના ધરાવે છે. આ ઉપરાંત અંતઃકોષરસજાળ કણાભસુત્રો ગોલ્ગીકાય અને ગણાં નિર્જીવ ઘટકો જોયા સંગ્રહિત વગેરે પથરાયેલાં જોવા મળે છે. ફૂગમાં હરિતદ્રવ્ય ની ગેરહાજરી જોવા મળે છે પરંતુ સામાન્ય રીતે carotenoid જોવા મળે છે કવકતંતુ homo અથવા Dikaryotic અથવા diploid પ્રકાર ના જોવા મળે છે ઉચ્ચકક્ષા ની ફૂગ ascomycetous basidiomycetes deuteromycetes પ્રકાર ના જોવા મળે છે પક્ષ રહિત અને અચલિત કોષો ધરાવે છે